કોષ્ટક અને આકૃતિઓના ટ્યુટોરીઅલમાં સ્વાગત છે
આપણા આ ટ્યુટોરીઅલમાં બે હેતુઓ છે
પ્રથમ સમજાવે છે કેવી રીતે કોષ્ટક પર્યાવરણની મદદથી કોષ્ટકો બનાવી શકાય બીજો હેતુ સમજાવે છે કેવી રીતે કોષ્ટક પર્યાવરણની મદદથી લેટેક ડોક્યુમેન્ટ્સમાં કોષ્ટક નો સમાવેશ કરી શકાય
આક્રુતિઓનો સમાવેશ કરવા માટે પણ સમાન પદ્ધતિ વાપરી શકાય છે
આપણે જોયું શીર્ષક પૃષ્ઠ કેવી રીતે બનાવી શકાય છે
અહીં શીર્ષક લેખક માહિતી અને સામાન્ય સર્જનાત્મક કોપીરાઈટ માહિતી આપી છે જે સમીકરણો ના ટ્યુટોરીયલમાં સમજાવાયેલ છે
આજની તારીખ આ આદેશ ધ્વારા બનાવેલ છેલ્લી સ્તંભમાં દેખાય છે
ચાલો હવે આપણે બીજા પૃષ્ઠ પર જઈએ
હવે હું તમને સમજાવીશ કે કેવી રીતે કોષ્ટક પધ્ધતિસર બનાવી શકાય
ચાલો સ્વચ્છ સ્લેટ સાથે શરૂ કરીએ
આ આદેશો હું રદ કરું છું
હું આ સંકલન કરીશ અને સ્વચ્છ સ્લેટ સાથે શરૂ કરીશ
આ કોષ્ટકીય પર્યાવરણ બીગીન ટેબ્યુલર અને એન્ડ ટેબ્યુલર આદેશોની મદદથી બનાવાય છે
હું અહીં તે કરું છું

આ કૌંસ અંદર આર આર અક્ષરો જે બીગીન ટેબ્યુલર આગળ છે તે કહે છે કે ત્યાં બે સ્તંભો છે અને તે જમણી તરફ ગોઠવાયેલ છે
પ્રથમ વાક્યમાં પ્રવેશો મેંગો અને મિક્સ્દ છે
બે ઉંધા સ્લેશીસ આગામી લીટી સૂચવે છે
હું આગામી લીટી દાખલ કરું છું
જેકફ્રૂટ
કોલ્લી હિલ્સ
બનાના
ગ્રીન
હું કોષ્ટકીય પર્યાવરણનો અંત કરું
હું આ સંકલન કરું
અને આ અહીં દેખાય છે
અહીં ૩x૨ કોષ્ટક મળે છે ત્રણ પંક્તિઓ અને 2 સ્તંભ છે
આ બે સ્તંભ આર આર અક્ષરોમાં સૂચવાયેલ મુજબ જમણી તરફ ગોઠવાયેલ છે
બે સ્તંભ અલગ કરવા માટે આપણે સ્તંભ ગોઠવણી અક્ષરોની વચ્ચે ઊભી લીટી મુકીએ
તો ચાલો હું તે ઊભી લીટી મુકું
સંગ્રહ કરો
સંકલન કરો
તમે જુઓ ઊભી લીટી દેખાય છે
જો તમે અંતે પણ ઊભી લીટી ઈચ્છો છો તો તેમને યોગ્ય સ્થળોએ મુકો
ચાલો હું તેમને મુકું સંગ્રહ કરું સંકલન કરું
તેથી આ આવે છે
આપણે વધુ ઊભી રેખાઓ મૂકી શકીએ
ચાલો હું શરૂઆતમાં એક વધુ ઊભી લીટી મુકું
તમેં જોઈ શકો છો
બીજી લીટી દેખાય છે
જુઓ ત્યાં બે ઊભી લીટીઓ છે
હવે આપણે વિવિધ ગોઠવણીઓં પ્રયત્ન કરીશું
ચાલો અહી સી મુકીએ જે કહે છે કે બીજી સ્તંભ મધ્ય ગોઠવાયેલ છે
હવે આ મધ્ય ગોઠવાયેલ છે
ચાલો પ્રથમ સ્તંભ ડાબી તરફ ગોઠવીએ
હમણા તે જમણી તરફ ગોઠવાયેલ છે ચાલો હું તેમને ડાબી તરફ ગોઠવી દઉં
એલ સંગ્રહ સંકલન
હવે તે ડાબી તરફ ગોઠવાયેલ છે
હવે આપણે નીચે પ્રમાણે પંક્તિઓને આડી લીટીથી અલગ કરીશું
ચાલો એક એચ લાઈન અહીં મુકીએ
ચાલો જોઈએ શું થાય છે જ્યારે આપણે આ કરીશું
તે ઉપર લીટી મૂકે છે
જો હું બીજી આડી લીટી અહીં મુકું જુઓ એક લીટી દેખાય છે
ચાલો હું આ પૂર્ણ કરું
ચાલો હું એચ લાઈન મુકું અહીં હું બે ઉંધા સ્લેશ વડે આ લીટી ને તોડીસ અને પછી આડી લીટી ઉમેરીશ
એચ લાઈન વાક્યની શરૂઆતથી શરૂ થાય છે
મેં આડી લીટી પૂર્ણ કરી દીધી છે
ચાલો હવે આપણે વધુ ત્રણ સ્તંભ અને એક વધુ પંક્તિ ઉમેરીએ
તેથી હું શું કરીશ હું અહીં આવીશ અને સી સી આર
તેથી મેં વધુ ત્રણ સ્તંભ ઉમેરી છે તેમાંની પ્રથમ બે મધ્યમાં ગોઠવાયેલ છે ત્રીજી જમણી તરફ ગોઠવાયેલ છે
અને પછી અહીં હું કહેવા માંગું છું ફ્રુટ
તાઇપ
નમ્બર ઓફ યુનિટ્સ
કોસ્ટ પર યુનિટ્સ
કોસ્ટ રૂપીઝ
એચ લાઈન
તેથી મિક્સ્ડ
૭૫ રૂપિયા
૧૫૦૦ રૂપિયા
જેકફ્રૂટ
તેમાંના ૧૦
૫૦ રૂપિયા
૫૦૦ રૂપિયા
બનાના ગ્રીન
૧૦ ડઝન
૨૦ રૂપિયા ના ડઝન અને ૨૦૦ કુલ રૂપિયા
ચાલો જોઈએ શું આપણે આ સંકલન કરી શકીએ
તેણે કોષ્ટક બનાવ્યું છે
જમણી તરફની ગોઠવણી જુઓ આને કારણે આપણે આ નંબરો ઉમેરી શકીએ છીએ
ધારો કે આપણે સ્તંભોને બે માં વિભાજિત કરવા માંગીએ છીએ
ઉદાહરણ તરીકે અહીં આ બે સ્તંભો માં ફળ વિગતો છે અને આ ત્રણમાં ખર્ચ ગણતરી છે
જેના દ્વારા આ થયું તે મલ્ટી કોલમ આદેશ તરીકે ઓળખાય છે
ચાલો હું તે આ પ્રમાણે કરું
મલ્ટી કોલમ
૨ લો
મધ્ય ગોઠવાયેલ
ફ્રુટ્સ ડીટેઈલ્સ
પ્રથમ બે સમાપ્ત થયા પછી આગામી સ્તંભ સૂચવવા માટે હું ટેબ મુકીશ
આગામી લીટી પર જાઓ
મલ્ટી કોલમ ત્રણ તે પણ મધ્ય ગોઠવાયેલ કરવા
કૌંસ અંદર કિંમત કોસ્ટ કેલ્ક્યુલેશન
સ્લેશ એચ લાઈન
તમે જોઈ શકો
પ્રથમ બે શીર્ષક ફળ વિગતો ધરાવે છે આગામી ત્રણ શીર્ષક ખર્ચ ગણતરી ધરાવે છે
મારી પાસે અહી ઊભી લીટીઓ નથી કારણ કે મેં લેટેકને તે કરવા જણાવ્યું ન હતું
તેથી ચાલો તે કરીએ
અહીં હું બે ઊભી લીટીઓ ઈચ્છું છું અને અહીં ૧ ઊભી લીટી
આ પહેલાં મારી પાસે અહીં પહેલેથી જ લીટી છે તેથી હું આને અહીં મુકીશ
જુઓ શું થાય છે
તેથી હવે ઊભી લીટીઓ પણ દેખાય છે
આ ૨ અને ૩ એક અક્ષર દલીલો હોવાને કારણે તેને કૌંસ વગર લખી શકીએ છીએ
ઠીક છે સમાન વસ્તુ કામ કરે છે
ક્યારેક ફક્ત થોડા સ્તંભ વચ્ચે જ આડી લીટીઓ દોરવું જરૂરી હોય છે
તેથી આ અમે આ પ્રમાણે સમજાવીશું
હું આ મેંગો વિભાજીત કરું ચાલો હું મિક્સ્ડ ના બદલે આને માલ્ગોં કહું અને પછી ૧૮ કિલોગ્રામ
૫૦ કિલોગ્રામ
ચાલો હું આ રદ કરું
અને અહીં ચાલો હું કહું કે તે અલ્ફાન્શો છે
૨ ડઝન
૩૦૦ રૂપિયા ના ડઝન અને ૧૫૦૦ કુલ રૂપિયા
ચાલો જોઈએ શું થાય છે જ્યારે હું સંગ્રહ કરીશ
સંકલન કરો
તો મને આ મળ્યું છે બને શું છે આ વાક્ય અહીં તેમજ અહીં આવે છે અને હું આ અને આ નથી ચાહતી
તો આનું ધ્યાન આ એચ લાઈનને બદલે હું સી લાઈન ઈચ્છું છું અને સ્તંભ ૨ અને ૪ વચ્ચે પણ ઈચ્છું છું

તેથી મારે અહીં આ કરવું જોઈએ
તો ચાલો હું આ પાછું અહીં મુકું
અહીં એચ લાઈન
સી લાઈન ૨ થી ૪
બરાબર તેથી હવે મારી પાસે માત્ર સ્તંભ બે અને ચાર વચ્ચે લીટી છે
તેથી આ કેન્દ્રિય લીટી મેન્ગોઝ ને ભારતમાં બે સૌથી વધુ લોકપ્રિય મેન્ગોઝમાં વિભાજીત કરે છે
આપણે ઉદાહરણના અંતમાં છેલ્લી પંક્તિ સાથે આ કોષ્ટક પૂર્ણ કરીશું
ચાલો હું આ પ્રમાણે કુલ ગણતરી કરું
મલ્ટી કોલમ 4
2 ઊભી લીટીઓ જમણી તરફ ગોઠવાયેલ
ઊભો વિભાજક
ટોટલ કોસ્ટ
રૂપીઝ
આ બંધ કરો આગામી ટેબ
૨૨૦૦
એચ લાઈન
તમેં જોઈ શકો
તો આ કોષ્ટક છે જે આપણે આ ટ્યુટોરીયલના શરૂઆતમાં શરૂ કર્યું હતું
આપણે આ કોષ્ટક પર્યાવરણની મદદથી બનાવેલ કોષ્ટકો સાથે કેવી રીતે કામ કરશું
લેટેક કૌષ્ટકીય પર્યાવરણ મદદથી બનાવેલ સમગ્ર કોષ્ટક ને એક માત્ર ઓબ્જેક્ટ લે છે
ઉદાહરણ તરીકે જો તમે લખો ધીઝ ઈઝ એન એકઝામ્પલ ધીઝ ઈઝ એન એકઝામ્પલ ટેબલ
થાય શું છે કોષ્ટક આ બે વચ્ચે સેન્ડવીચ બને છે
ધીઝ ઈઝ એન એકઝામ્પલ ટુએકઝામ્પલ ટેબલ
આ કોષ્ટક સામાન્ય વાક્યમાં દેખાય છે
મધ્ય પર્યાવરણની મદદથી કોષ્ટકોનો સમાવેશ શક્ય છે
એક વધુ સામાન્ય અભિગમ છે તેને કોષ્ટક પર્યાવરણમાં સમાવેશ કરવો
જે આપણે હવે દર્શાવીશું
બીગીન
આ બંધ કરો
તેથી બને શું છે હવે ધીઝ ઈઝ એન એકઝામ્પલ ટેબલ
આ વિધાન અલગથી આવે છે અને જે પણ આ બીગીન અને એન્ડ ટેબલ વચ્ચે દેખાય છે તે એક કોષ્ટક તરીકે અલગ મૂકાય છે
બીજા શબ્દોમાં કહીએ તો ભલે કોષ્ટક અમુક લખાણ વચ્ચે દેખાય છે તે અલગથી મૂકવામાં આવ્યો છે
આ કેન્દ્રિત નથી
હું શું કરી શકું અહીં સેન્તેરીંગ આદેશ આપું
આને ડોક્યુમેન્ટના કેન્દ્ર સ્થાને મુકવા માટે
ચાલો આપણે હવે એક શીર્ષક મુકીએ
કોષ્ટક શીર્ષક કોષ્ટક પહેલાં મૂકવામાં આવે છે
ચાલો હું અહીં એક શીર્ષક મુકું
કેપ્સન કોસ્ટ ઓફ ફ્રુટ્સ ઇન ઇન્ડિયા
તેથી શીર્ષક આવે છે
આ ખૂબ નજીક છે હું એક નાની ખાલી જગ્યા છોડવા માંગું છું
ચાલો હું તે આ વી સ્પેસ આદેશ ઇએક્ષ 1 ઉદાહરણ મારફતે કરું
તે એક્સ અક્ષર જેટલી ખાલી જગ્યા છોડે છે
તો મેં આ ઊભી ખાલી જગ્યા છોડી
તો હવે તે ઠીક લાગે છે
મૂળભૂત રીતે લેટેક પૃષ્ઠની ટોચ પર કોષ્ટકો મૂકે છે
આ નિયુક્તિ આપોઆપ થાય છે
કોષ્ટક આગળ ઉપલબ્ધ ખાંચા માટે ફ્લોટેડ છે
આ સમજાવા માટે ચાલો હું આ ડોક્યુમેન્ટ ના તળિયે થી થોડુંક લખાણ કાપી અને ચોતાડું
ચાલો હું આ રદ કરું
આ રદ કરું ઠીક છે
હવે જુઓ આમાંના કેટલાક ફળો વિશે વિસ્તારપૂર્વક લખાણ છે
આની ટોચ પર જાઓ
અહી ચોતાડો
સંકલન કરો
આ કોષ્ટક આ પૃષ્ઠની ટોચ ઉપર આવે તે પેહલા ચાલો હું કેટલુંક વધુ લખાણ અહીં મુકું
ચાર નકલો
તો હવે શું થાય છે
આ કોષ્ટક બીજા પાનાં પર ફ્લોટેડ કરવામાં આવે છે અને અહીં બીજું કશું નથી તેથી તે પૃષ્ઠના મધ્યમાં મુકવામાં આવે છે
ચાલો હું આની એક વધુ નકલ કરું કેટલુંક વધુ લખાણ મુકીએ
તો હવે શું થાય છે
આ શીર્ષક પૃષ્ઠ છે આ લખાણ પૃષ્ઠ છે કોષ્ટક ફ્લોટેડ કરી દેવામાં આવ્યુ છે તે આ પૃષ્ઠની ટોચ પર છે
સમીકરણો ની જેમ આપણે લેબલો પણ બનાવી શકીએ અને સંદર્ભ માટે ઉપયોગ કરી શકીએ
ઉદાહરણ તરીકે તમે કેપ્સન આદેશ નીચે આ આદેશ આપો
તમારે તેને કેપ્સન આદેશ નીચે આપવું પડશે કારણ કે કેપ્સન આદેશ એ છે જે કોષ્ટકનો ક્રમાંક બનાવે છે
ઉદાહરણ તરીકે અહીં ટેબલ ૧ આ કેપ્સન આદેશ દ્વારા આપમેળે બનાવવામાં આવ્યું છે
જો તમે આ પછી લેબલ મુકો તો આ લેબલ કેપ્સન આદેશની મદદથી બનાવેલ નંબર નો સંદર્ભ લેશે
તેથી લેબલ ફ્રૂટ્સ
તો ચાલો હું પાછી જાઉં અને કહું ચાલો હું આ લીટી અહી ઉમેરું
આ ફળોનો ખર્ચ કોષ્ટક સંદર્ભમાં બતાવેલ છે તો તમારે લેબલ આપવું પડશે તે આ જ હોવું જોઈએ ટેબ ફ્રૂટ્સ
હું આ સંકલન કરું
આ રહ્યું તે
પ્રથમ સંકલન પર આ ચલ સોંપાયેલ નથી
તેથી ચાલો હું તેને પુનઃસંકલન કરું તેથી હવે મને આ મળ્યું છે
આપણે કોષ્ટકોની યાદી આપોઆપ બનાવી શકીએ છે
જેમ અમે હમણાં સમજાવ્યું મેક ટાઈટલ પછી ધારો કે આપણે આ લીસ્ટ ઓફ ટ્યુટોરિયલ ઈચ્છીએ છીએ એક શબ્દ આદેશ છે તેથી થયું શું છે તેણે કોષ્ટકોની યાદી બનાવેલ છે
ટેબલ નંબર સાચો આવે છે તે ખાતરી કરવા માટે ખાસ કરીને બે વખત સંકલન કરવું
અહીં તે આવે છે આ કોષ્ટક યાદી મુજબ પૃષ્ઠ ૨ પર છે પરંતુ આપણે જાણીએ છીએ કે તે પૃષ્ઠ 3 પર છે
તો આ પૃષ્ઠ ૩માં છે
ચાલો પાછા જઈએ અને એક વધુ વખત સંકલન કરીએ
તમે જોઈ શકો છો તે પૃષ્ઠ 3 માં છે
આ પહેલાં સમજાવામાં આવેલ છે
ઠીક છે અહીં આ ભાગ સમાપ્ત થાય છે જેમાં આપણે કોષ્ટકો સમજાવ્યા હવે આપણે સમજાવીશું કે કેવી રીતે ઇન્ક્લુદ ગ્રાફિક્સ આદેશની મદદથી આકૃતિઓ બનાવવામાં આવે છે
તેથી આ માટે આપણે ગ્રફિકસએક્સ કહેવાતા પેકેજનો સમાવેશ કરવો પડશે
ઠીક છે
ધારો કે હું આના તળિયે જાઉં છું અને કહું આ આદેશ નીચે પ્રમાણે છે
બીગીન ફિગર ઇન્ક્લુદ ગ્રાફિકસ સમાન પહોળાઇ સાથે
મારી પાસે આઈઆઈટીબીપીડીફ iitbપીડીએફ નામની ફાઈલ છે
તમે જોઈ શકો
હું આ આકૃતિને તેની પહોળાઇ આ લીટીની પહોળાઇ જેટલી રાખી તેનો સમાવેશ કરીશ
હું આને સમાપ્ત કરું
સંકલન કરો
તમે જોઈ શકો
તેથી તે પણ આ પૃષ્ઠની ટોચ પર મૂકવામાં આવ્યું છે
હું શું કરીશ આ તો જો હું આખી વાક્યની પહોળાઈ વાપરવા માંગું તો
ધારો કે હું 5 પોઈન્ટ વાપરવા માંગું છું જે વાક્યની પહોળાઈથી અડધી છે તો તે નાનું કરવામાં આવેલ છે
અને નોંધ કરો તે ડાબી તરફ ગોઠવણીમાં છે
કોષ્ટક માટે હું સેન્તેરીંગ કહી શકું જે આ મધ્યમાં કેન્દ્રિત થશે
હું એક શીર્ષક પણ બનાવી શકું આકૃતિ નો સમાવેશ પછી આકૃતિ શીર્ષક બનાવવામાં આવે છે
આઈઆઈટી બોમ્બે નું ગોલ્ડન જ્યુબીલી લોગો ઓફ આઈઆઈટી બોમ્બે
ઠીક છે પહેલાં પ્રમાણે હું લેબલ બનાવી શકું અને તેનો સંદર્ભ રેફ આદેશની મદદથી કરી શકાય
હું આકૃતિઓ ની યાદી પણ કોષ્ટકો ની યાદી સાથે દેખાય તે કરી શકું છું
ધારો કે હું આકૃતિઓની યાદી પણ ઈચ્છું છું
હું તેને સંકલન કરીશ
હું બે વાર સંકલન કરીશ
અને જુઓ
આકૃતિઓની યાદી પણ આપોઆપ આવે છે
બધા આકૃતિ શીર્ષક અહીં દેખાશે
એક છેલ્લી વસ્તુ હું તમને અહીં બતાવવા માંગું છું
તે છે આકૃતિઓને અલગ અલગ ખૂણે કેવી રીતે ફેરવવી
આ એન્ગલ વિકલ્પ દ્વારા થાય છે
ધારો કે એન્ગલ હું ૯૦ અંશ દ્વારા ફેરવવા માંગું છું
ચાલો આ આકૃતિ પર જઈએ
ચાલો આ સંકલન કરીએ
તેથી આ ૯૦ અંશ દ્વારા ફેરવાય ગયેલ છે
તે માયનસ ૯૦ દ્વારા ફેરવો તો આ રીતે આકૃતિઓ નો સમાવેશ કરી શકાય
અહીં હું ધારું છું કે આઈઆઈટીબીપીડીફ iitbપીડીએફ ઉપલબ્ધ છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
લેટેકના પ્રારંભકર્તાઓએ સ્રોત ડોક્યુમેન્ટમાં થતા દરેક પરિવર્તન પછી સંકલન કરવું અને ખાતરી કરવી કે જે પરિવર્તન કર્યા છે તે યોગ્ય છે
આ ટ્યુટોરીયલ સાંભળવા માટે તમારો આભાર
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે કૃપાલી પરમાર અને રેકોર્ડીંગ કરનાર હું છું શિવાની ગડા આભાર